એમની આગળ એક દુકાન છે એને ત્યાં પણ બે માણસો જોવા મળે છે એમની સામેની બાજુ ઘણા વ્યક્તિઓ સાડી એક બે રંગબેરંગી સાડીઓ જોઈ રહ્યા છે.

ને અલગ-અલગ સાઈઝ ની અને અલગ-અલગ રંગબેરંગી થયેલીઓને અલગ અલગ રીતે પેક કરેલું એવું જોવા મળે છે આપણને.

ની સામે એક ચેર છે ઉપરના ભાગે સજાવટ કરેલી આપણને જોવા મળી રહી છે ઉપર એક ફેન છે એટલે કે પંખો છે.

અહીં આગળ એક બેકરી આપણને જોવા મળી રહી છે એમનું નામ છે તુલસી બેકરી.

અહીં આગળ આપણને એક મોટો એક બગીચો જેવું લીલા કલર થી છવાયેલો જોવા મળી રહ્યો છે.

આ એક સફેદ કલર નું ઘર છે એ ખૂબ જ જૂનું પુરાનું લાગે છે એની બાજુમાં એક વિશાળ ઝાડ --

અહીં આગળ બ્લુ કલર ની કાળીકા માતાની મૂર્તિ આપણને જોવા મળી રહી છે.

એના તળાવના કિનારા પર એક ગ્રીલ કરેલું પાઇપ વડે એક સ્ટેન્ડ જેવું જોવા મળી રહ્યું છે.